એકનો રંગ કાળો બીજાનો બ્લુ ત્રીજાનો કા લીલો એમ કલર --

લગનનું લાગે છે આમાં ઘણા બધા લોકો છે આમાં મસ્ત લાઇટિંગ કરેલી છે સજાવટ પણ કરેલી છે.

એક આદમી બ્લુ કલર ની ટીશર્ટ પેહરી છે.

નાના છોકરાઓને રમવાનું પાર્ક પણ દેખાય રહ્યો છે ત્યાં હિંચકા લપસણી--

પોપટ બે પોપટ દેખાય રહ્યા છે બંને પોપટ--

આ ચિત્રમાં એક શાકભાજીની દુકાન દેખાય રહી છે આ દુકાન ખુબજ મોટી લાગી રહી છે આ દુકાનમાં--

આ ચિત્રમાં આજુ બાજુ હરિયાલી હરિયાલી દેખાય રહી છે.

કોટ એ બધાની મશીન લાગેલી છે અને અહિયા ઘણી બધી બારીઓ પણ લાગેલી છે.

વાયર દેખાય રહ્યા છે સામે એક બિલ્ડીંગ દેખાય રહી છે.

આ ચિત્રમાં સામે એક સોસાયટી દેખાય રહી છે અહીં એક ઝાડ પણ દેખાય રહ્યુ છે.